એક ભાઈ બતાવેલો છે સ્લાઇડ ઉપર બેઠેલો એક સ્લાઈડ માં આવતો બતાવેલો છે.

પાછળ છોકરીઓ ઊભેલી બતાવી છે છો ત્રણ છોકરીઓના મોઢા ઢાકેલા બતાવ્યા છે.

આ ચિત્રમાં એક ભાઈ માસ્ક પહેરીને ઊભો રેલો બતાવે છે.

જેના પર શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર લખેલું છે.

ચાખાગન કચેરીનું એડ્રેસ લખેલું છે.

આ ચિત્રમાં અજંતા ડેરી બતાયેલી છે બાર બધા માણસો ઊભા રહેલા બતાયા છે.

એક બ્લેક પેપર બેંકવેટ બતાવેલું છે સીડી બતાવેલી છે.

પીડા કલર નુ એક સ્ટેચ્યુ મા કપડા પેહરાવેલા બતાયા છે.

આ ચિત્ર એક જીમ નુ છે અલગ અલગ જીમ ના સાધનો બતાઈલા છે.

જેમાં લખ્યુ છે આપનું હાર્દિક સ્વાગત કરે છે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું એક હોડિંગ મારેલું છે.

પેટ્રોલ પંપ નો કલર બ્લુ અને યલો કલર છે થાંભલા નો કલર યલો કલર બતાવ્યો છે.

એની ફ્લેટ ની ગેલેરી માં ગ્રીન પરદો લાગેલો બતાવેલો છે.